હા હા હ

સુ સુ ચાલે કે ચાલ કે તારે

તે કયો લીધો phone અત્યારે આપડી ફે ને વિવો એસ વન

આતો બારામાં પછી કીધો પેલો phone હશે. કે સુ તારો ના બારામાં પછી નો બીજો છે. પેલો phone હતો. વિવો વિનાઈન એ ક્યારે લીધો હતો. મેં બારમા ની exam આપી હતી. પછી

વિવો વી નાઈન એવું છે. વિવો વી નાઈન

ઓહોહો direct મોટું budget હે

બાપા કે જે ફોન લેવો હોયલે.

પપ્પા એ પપ્પા પણ મન માં કેતા હશે. કે આ જે phone નું કીધું પણ ભાઈ એ ત્રેવીસ હાજર નો ઉપાડ્યો છે. ના ના ના ખુશ તો એમ કઈ નાથ કર્યો. મેં નાથ કર્યો ઠૂસ મને ખબર નાતી કે ચિયા phone આવે ને ચિયા નઈ.

એમને વિવો વી નાઈન એ લઇ લ્યો.

હા હા તો એ phone વેચી માર્યો. કે પપ્પા ને આપ્યો ના ના ઈ કેવાય કે નો એ કેવાય. બે કારણ કેમ કે મહિનો બે તન મહિના જેવો બે ત્રણ મહિના પછી પાછું માં જાવાનું થયું. માટે હ હ અહીંયા ખાલી ડબ્લ્યૂ જ આપતું. બરોબર ડબ્લ્યૂ હતું. અગિયારસો વાળું એ લઇ ગયા. તો

ના એ બીજો ફોન કેવાય. ના આમ તો ઈ પેલો ફોન કેવાય. ત્યાં બરોબર ગરે મૂકી ડીએ તો ગીતો વાગે ગીતો નો ક option નતો. ખાલી નો આવે પેલો અમદાવાદ નો રેડીઓ મીરચી એનું હારું હતું કૈક હા એફ એમ રેડીઓ એફ એમ રેડીઓ જ વગાડતા. આખો દિવસ બસ બીજું કઈ થાય નઈ. બરોબર બરોબર એ પણ એફ એમ રેડીઓ નો ટાવર રૂમ માં ના આવે તો બાર જવું પડે વારે વારે. હા રિંગ આવે નો આવે ભાઈ હેંસપ્રિ કૈક પિન તોડી નાખી આગિ પછી થઇ જાય તો નો હાલે ન બરોબર પણ એક વાત તો છે. એ એકદમ માજા હતી. હા અરે એના થી પણ ચેટ આ તો સેમસંગ ના ડાબલા માંથી સુ કેવાય. માંથી ચેટીંગો કરેલી હે થોડી થોડી હમ સાચી વાત છે. આખો દબાઈ દબાઈ ને મોઇ એલ આવે તો ત્રણ વાર ચગડો દબાવાનો બી આવે બે વાર એકડો દબાવાનો. સાચી વાત એ વખતે એ વખતે મને યાદ છે કે બે જીબી નું package આવતું. ને એના માટે એ પણ ચાલી રેતુ. અત્યારે દિવસ નું ચાર જીબી ઓછું પડે. હાલ તો ભાઈ ગમેતેટલું આપો એ ખૂટે.

કેમ કે માણહ જેન તે ચાલુ કરીં બેહી જાય phone માં પછી ખૂટે જ ને.

ખૂટે ખૂટે બધા એક હાજર એસી પી માં અને એકવી હાઈઠ પી માં જોવે તો સુ થાય. સાચી વાત તારે ક્યારે લીધો. એસ વેન આ ચો મહિના થયા. છો મહિના થયા. એમ બધું પહી તું ટેસ્ટ પેસી પેસી એનું result આવ્યું પછી આલીધો. જો મતલબ મારા માટે મુજબ હા ફોન છે એવું મને લાગે છે. હ તાર કેટલા મદદ પેલા કરતા બૌ

ઓલું ટ્રેવી ઓછા budget માં આઈ ગયો. એમ પેલા કરતા પેલા કરતા તો બીજા માં ઓછા budget માં આઈ ગયો. ઓછા budget માં અને featureo બિચારો બધા સારા છે. એટલે

હા મારો તો જો યાર પેલો છો હજાર નો બીજો phon લીધો તો ફિફટિન પ્રો લીધો. તો ઓગણતીસ હાજર નો અને અત્યાર લીધો સીધો ચાલીસ હાજર નો. સરસ સરસ budget તમારું બૌ high આવે.

હવે બીજો phone આવશે. સાઈઠ હાજર ઉપર જ સીધો. હા હવક તો આઈ ફોન આવશે. ગમેએ નાઈ તમને phone ની હામું જોવું નો ગમે. હમ બરોબર ચાલી પાંચા તો લેવાનું. બીજું તો સુ હવે. હા તો કયો આઈ ફોન લેવાનો વિચાર છે આમ. લેવો હ આઈ ફોન જ આવશે. હવે નવો.

હ એ વખતે જે latest ચાલતો હોય લેવાની ઈચ્છા થશે તો લઇ લઈશુ અત્યારે તો નોકરી શોધવા દે યાર નોકરી મળી જાય. પછી વિચારીશુ ના એ બરોબર બાકી અત્યારે ફોન બોન લઈએ ગરે થી પણ દાટ પડે. હમ નોકરી કઈ કરતા નઈ તો phone લાઈન ફરો આ કેવું બધું. પેલા નોકરી પછી છોકરી પછી ફોન આવશે. ના નોકરી હે ના છોકરી હે હ સાચી વાત છે. સાચી વાત ચ

સુ ચાલે તારે નવીનતા

આ ફોન તો મહા નો તારે જઈએ થોડું ગેમો રમી થોડી. હોવ તમે ગેમ phone કારનાખી. પછી થોડી

એ time નવો ફોન લેવા જાહુ ને એટલે. એક ગેમ રેસિંગ વળી હતી. અને ડોક્ટર ડરાયવિંગ આવી એ ગેમ ફાઇનલ

બરોબર લગભગ android માં પેલી ગેમ ગોટો. હમ હમ એ પેલા ફોન લીધો ત્યારે કઈ નાટક direct ગીતો કરીને જ આઈપી તી અરે જે તું માં પેલી પણ ગેમ ખુબ રમી યાર સબવે સફર આવતી હા સબવે સફર એ પણ બરોબર હ એ બી ખુબ રમી હા

એના પછી તો ગણી આ બી ગેમ ફોન વાળા ડાયરેક્ટ દેતા. તા એટલે ખબર ના પડે ને download કેવી રીત ના કરવાની. હા સાચી વાત એટલે ખબર પડી કે આ મારી ગેમો download કરે play store પર થી પછી તો.

ગમે તો રાખવાની ન આખી દિન ન આમ જ જવાન.

કોક દિવસ માળો તો ફોન દેખાડ જો આમ તો જોયેલો. તમારે પણ સુ તામાર ફોન ની વિષેશતા સુ છે. ન સુ નઈ બધી માંડીને વાતો કરશુ પેસી. હા બરોબર બરોબ હાલ તો પછી મળ્યા. સારું સારું હાલો ભાઈ

નમસ્કાર મારું નામ ઠાકુર મકવાણા અત્યારે પેલા આઘરનો ભાવવૃદ્ધિનો સાગર પ્રાથના વિષે ચર્ચા કરીશું

પરોવાય. એ દિશાનો પ્રયન્ત મંડાય સંતોષની લાગણી ક્યારેય ન થાય કારણ કે મનુષ્યને ખબર નથી પરંતુ જાણે કે અજાણે એ ઈશ્વરને જપતો હોય છે આ અંતોષ અસંતોષ ચિંતામાં એ કારણ થાય છે સંપૂર્ણ શાંતિ તો ઈશ્વર સાક્ષાતથી જ થાય છે. આ મોક્ષ પુરુષાર્થ કહ્યો છે આમ જીવનમાં દિવ્યતા ઉતારવાની મનુષ્ય માત્રમાં સ્વાભાવિક ઈચ્છા હોય છે. આ ઈચ્છા જયારે જંખાનું રૂપ ધારણ કરે આપણે બધા જ જીવનમાં સુખ કરતા દુઃખ નો વધારે દિવ્યતાથી અનુભવ કરીએ છીએ હવે આ બધા જ માં સુખ કરતા વધારે દુઃખની આમ જંખના વધારે હોય છે કારણ કે સુખ બધાને ગમતું હોય છે પણ દુઃખ પ્રત્યે કોઈ ચિંતા કે વિચારણા કરતું હોતું નથી દુઃખ એ એક પ્રકારનો એહસાસ જ છે પણ બધા તે સહન કરી શકતા નથી, સમજી સકતા નથી. સુખ એક સારો પ્રકારનો એક એહસાસ છે કે બધા કરે છે સામાન્ય રીતે લોકો કેમ કે બધી રીતના સહજ હોય છે તે બધું કરવા તત્પર હોય છે પણ બધું કરી શકતા નથી ઘણા લોકોમાં માનસિક ખામી હોય છે, શારીરિક ખામી હોય છે

જીવન જીવવા એટલે એવું જ નહીં કે ખાલી સવારે ઉઠયા અને રાત રાત લગી કાલે નકામું કાર્ય કર્યું પ્રબળ મનોઇચ્છા મનોવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન વગેરે વિષયો વાંચવા, સમજવા, યોગ્ય માર્ગદર્શન પૂરું કરવું તથા વગેરે વસ્તુઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી, રુચિઓ દાખવવી વગેરે કામનાત્મક સ્પર્ધાત્મક વિષયોમાં હાજરી રાખવી નાસ્તિકતાનો અભાવ કરવો. ત્યારબાદ ગમે તેવો વિષય વિચારણા કરવી. મહાન વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું ધ્યાન કરવું ધ્યાનનો અલગ જ તે આપડા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે ધ્યાન એ એ આપડો એક ખોરાક ગણી શકીએ તે પણ છે મહાન મહાન વૈજ્ઞાનિકો ઓશો રજનીશ પછી ઘણા બધા વૈજ્ઞાનિકો સતગુરુ ધ્યાન વિશેની અલગ જ પરિકલ્પનાઓ છે કીધું એમ જણાવ્યું હતું ઘણા બધા યોગ, શારીરિક શિક્ષણ

મોહમાયાથી વંચિત હોવું જોઈએ. કામના, દેહ ત્યાગ, વગેરે વગેરે જીવનમાં કરવા જોઈએ જીવન સુધરી શકે છે અને આપડે નવું જ

માનવધર્મમાં સદગુણો ના વિકાસ માટે માનવ જીવનમાં સદગુણો ના વિકાસ માટે એટલું જ નહીં સેવા અને શમા જન્માવેલી છે બુદ્ધની કરુણા ને મહાવીરની અહિંસા બુદ્ધના વ્યક્તિત્વને કરુણાને મહાવીરની અહિંસા, ગાંધીજીની સત્યપ્રેમ જેવો ગુણ ઉતારવા હોય તેવું સતત પસંદ કરવું જોઈએ ગાંધીજીની વૈષ્ણવજન તો તેને જ કહીએ જે ભજનની પસંદગી એ ઉચિત છે વૈષ્ણવ પ્રભુને પ્રેમ કરવો કોઈપણ ધર્મનો ભક્ત નરસિંહ મહેતાએ એના એમાં જ વૈષ્ણવજનના સદ્દગુણો ગાંધીજી સતત જીવનમાં એટલા તો ઉતર્યા કે તેઓ જાણે ગાંધીજી જ વૈષ્ણવજનનો પર્યાય બની જાય પ્રાર્થના સતવંતા કામ કરવાથી ઉત્તર પણ ગાંધીજીમાં મળે છે પ્રાર્થના વખતે બધું ભૂલી એકાગ્ર ચિત્તથી ઊંડી ઈશ્વર નિષ્ઠા રાખી સત્યવનના શબ્દે શબ્દ શબ્દ પર વિચાર કરતા સંપૂર્ણ ભાવથી તેને આત્મસાત કરવા માટે શરણાગતિ કરવી જોઈએ. ચિત્ત રાખવાથી ઈશ્વર કૃપા ચોક્કસપણે ઉતરે જ તથા ચિત્ત રાખીને વર્ણવેલા સદગુણો જીવનમાં મળવા માંડે. પ્રાર્થનાનો વ્યવહારિક ઉપયોગ આપણા રોજબરોજના જીવનમાં ને ખાસ કરીને માંદગી દરમિયાન પણ છે જો કે દરેક રોગ સ્વાસ્થ્યના કુદરતી નિયમોના ઉલ્લંઘનથી ન જ થાય છે તોપણ રોગ નિવારણ પણ ઉચિત આહાર, ઓછો આહાર ઉપચાર અને ફળાહાર ફળ વાવેલા અનાજોથી થાય છે તોપણ આજનું ચિકિત્સાશાસ્ત્ર પણ હવે એ નિષ્કર્ષણ પર પહોંચ્યું છે કે મોટાભાગના રોગ મનમાંથી આવે છે મનમાં ઉચિત વિચારોની સ્થાપના કરવા માટે પ્રાર્થના

સામુહિક પ્રાર્થના રોગમાં જબરદસ્ત ઉપયોગ થાય છે સામુહિક પ્રાર્થનાથી ચિત્તમાં જે ઉર્જા અને હકારાત્મક પરિસ્થિતિમાં અનંત રમ અને કુમાશ સર્જતા એક જ ચેતનાના શરીરોમાં થાય અભિવ્યક્ત થતા રૂપોમાં જ આપને

સદગુણોની સતત સોપિસવું જોઈએ આપણે જીવન જીવતા નથી તો દા દાનત બનવું કે નહીં બનવું ઈશ્વર માત્ર માનવી બનવાનું છે. માનવધર્મ પ્રાપ્ત કરવા એના માટે વિવેક ને જાગૃતિ, ચિત્ત શુદ્ધિ પાળી સાધકોએ આ પ્રાપ્તિ માટે જે બે મુખ્ય સાધનો અપનાવ્યા છે તે ધ્યાન અને પ્રાર્થના આ દ્વારા જ ભક્તોએ ઈશ્વર સાથે અનુસંધાન પ્રાપ્ત કરેલું. ધ્યાનને સાદી ભાષામાં મૂકીએ તો પીપળાના વૃક્ષ પર લાગેલા પાંદડાને એ ખબર નથી હોતી કે એ પાંદડું છે એને સતત વૃક્ષ હોવાનો જ અનુભવ થાય છે બરાબર આ રીતે ધ્યાનમાં દ્વારા વ્યક્તિ દેહભાવને અહંકારને ઓળંગાવીને સમસ્ત રૂપ બનતા ઉત્તમ કરે છે. ઉદ્દગમ ઉદ્દગમ કૃત હોતા છતાં ધ્યાન માર્ગ નથી પ્રાર્થનામાં જરૂરી નથી કોઈ ભૌતિક સાધનો ચુંટાવવાની, નથી જરૂર કોઈ કર્મકાંડની, નથી જરૂર જરૂર કોઈ ખાસ પ્રકારના બલિદાનોની શરીરના અવસ્થાને તો સર્વ અવસ્થામાં, સર્વ કાલે, સર્વ સ્થળે કરી શકાય તેવું પ્રાર્થના સૌને સુલભ સાધન છે. એમાં જરૂરી એ જ છે કે માત્ર આત્મનિષ્ઠા

પુરેપુરો સંભવત ઉલટું દુઃખ વખતે જાગૃતિ જીવંત રહે છે ઇતિહાસ પરત્વે દ્રષ્ટિ માનતું હશે તો એ પણ જણાય છે આપણને કે સુખ કરતા દુઃખની અવસ્થામાં માણસ વધુ જીવન પાઠ શીખ્યો છે. આજ રીતે તમે અવલોકન કરશો કે આઠ જન્મેલા પ્રાર્થનાઓ આઠ તીવ્રતા વધુ જણાશે

આજ નો મારો વિષય છે. ગુજરાત ગુજરાત એ ભારત દેશ નું અધોગિત કૃત રાજય છે. ભારત ના પચ્ચિમ છેડે આવેલા ગુજરાત માં પચ્છિમએ અરબી સમુદ્ર છે. ઉત્તર માં cut તથા ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન પૂર્વે મદયપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજય આવેલું છે. તથા દમણ અને દીવ દાદરા નગર હવેલી ના કેન્દ્શાસિત ~કેન્દ્રસાશિત પ્રદેશો થી ઘેરાયેલું છે. ગુજરાત નું પાટનગર ગાંધીનગર છે. જયારે તેનું શોથી મોટું નગર અમદાવાદ છે અમદાવાદ એ ગુજરાત નું એક માત્ર metropolitan નગર છે. ગુજરાત રાજય નું નામ

એક મે ઓગણીસો સાથ દરમિયાન થઇ હતી. તેનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાત માં કુલ એકત્રીશ જિલ્લા ઓ આવેલા છે ગુજરાત ની સરકાર નું માળખું જોઈએ તો રાજય પાલ તરીકે આચાર્ય દેવરત મુખ્યમંત્રી તારીખે ભુપેન્દ્ર પટેલ. અહીં એક સો બ્યાશી બેઠકો ની વિધાનસભા પણ આવેલી છે. ગુજરાત નો કુલ વિસ્ત્તાર ઘણો મોટો છે જેનો વિસ્તાર ક્ર્મ પાંચ મોં આવે છે. વસ્તી ની દ્રષ્ટિ એ જોઈએ તો ગુજરાત નો ક્રમ નવ મોં છે. તેની ગીચતા ત્રણ સો આઠ કિલોમીટર પર square જેટલી છે. ગુજરાત ની ઓળખ જોઈએ તો એની ભાષા ગુજરાતી છે જીનાજીનાગુજરાત માં અન્ય અધિકૃત ભાષા તરીકે હિન્દી નો પણ ઘણી જગ્યા એ ઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાત રાજય ની સ્થાપના એક મેં ઓગણીસો શા~સાથ ના રોજ બૃહ્સ્થ ઉતારો અલગ પડી ને કરવામાં આવી હતી. આ રાજય સિન્ધુ ખીણ સંસ્કૃતિ ના પુરાતન અવષેશની અમુક જગયા નો ધરાવે છે. જેમ કે લોથલ છે ધોળાવીરા છે લો~લોથલ એ વિશ્વ નો સોવપ્રથમ બદંર હતું એવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત એ ભારત ને તેની સ્વાતંત્ર ચળવળ ના બે મોટા નેતાઓની ભેટ આપેલી છે. તેમાંથી પ્રથમ છે આપણાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાત એ વિશ્વ ના બે દેશો ને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પાકિસ્તાન ને મહોમદ અલી જીના આ ઉપરાંત ગુજરાતને ભારતને મોરારજી દેસાઈ તેમજ સિદ્ધાર્થવાદી અને રાષ્ટ્રપ્રેમી એવા વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલલભભાઈ પટેલ એ ભારત ના પ્રથમ ગૃહમંત્રી પણ હતા અને ઉપમુખ્યમંત્રી તરીકે પણ રહ્યા છે. જેમણે છસો કરતા પણ વધારે રજવાડા ને એકઠા કરી ને બૃહદ ભારત ની રચના કરી હાતી. સમગ્ર ભારત ના ઇતિહાસ માં ગુજરાતે ભારત ના આર્થિક વિકાસ માં પણ ખુબ જ અગત્ય નો ભાગ ભજવો છે. ગુજરાત રાજ્ય માં વિક્સિત રાજ્ય ~રાજ્યમાં નુ એક રાજય છે. અને તેનો અધોગિક વિકાસ

વેદિકકાળ માં ગુજરાત ને આલત દેશ તરીકે ઓળખવામાં આવતું હતું. જેમાં સોમનાથ મંદિર છે. ગિરનાર~ગિરનાર પર્વત નો પૌરાણિક વાર્તા માં પણ ઉલ્લેખ થતો જોવા માળો છે. તે સમયે સરસવતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત સમયે જોઈએ તો શ્રી કૃષ્ણએ પણ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાડવો જે વિરાટ નગરી માં અજ્ઞાત વાસ માં રહેલા તે વિરાટનગરી પણ આજ ના કચ્છ પ્રદેશમાં જ આવી હતી તેવું મનાય છે. યજ્ઞાવલ્ક્ય ઋષિ પણ નર્મદા કિનારા ના પ્રદેશ માં જ રહેતા હતા. આ હતું આપણા ગુજરાત નું પૌરાણિક ~આહ પૌરાણિક. હવે એતિહાસિક ગુજરાત જોઈએ તો ત્યાં લોથલ ધોલાવીરા માંથી અન્ય પચાસ સ્થળો એ પણ સિંધુ ખીણ ની સંસ્કૃતિ ના સમુદ્ધ અવશેષો પણ મળી આવા છે. પુરાતનકાળ થી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા તરીકે જાણીતું રહ્યું છે. અહીંના જે નાગરો હતા. એ મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય ના બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર પાટણ અને લાટ એમ ચાર અલગ રાજ્ય એકસાથે અસ્તિત્વ માં રહેલા છે. ગુજરાતી સલ્તનતની સ્થાપના તેર મી સદી દરમિયાન થઇ હતી. જે પણ પંદર શો છોતેર શુધી સતા માં રહી. આ સમય દરમિયાન જ અકબરે ગુજરાત પર વિજય કરી ને અઢારમી સદી માં મરાઠાઓ એ પણ એના પર વિજય મેળવ્યો હતો. અગર ગુજરાત ની પચ્છિમી સાશન જોઈએ તો યુરોપ ની વિવિધ સત્તઓનું આગમન ગુજરાત માં પોટુગલો સાથે થયું. જેણે ઇસવિશન સોળસો ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી હતી. ઇશવિશન સોળ સો ચૌદ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, સોળ સો અઠ્યાસી માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અઢાર મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ વખતે મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સ~સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભોગ બન્યું~ભોગ બન્યું હતું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા થતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ કરવામાં આવ્યુ ન હતું, જે સીધા જ ભારતના ગવર્નર~ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇસવિષન અઠાર શો અઠાર થી ઇસવિસન ઓગણીસો સુડ્તાલીશ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હેઠળ હતાં અંગ્રેજ શાસન કાળ માં અને સ્વતન્ત્રતા પછી પણ છેક ઓગણીસો સાઠ ની ત્રીશ મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું. હવે આપણે ભારતની આઝાદી પછી નું ગુજરાત કેવું હતું નેતા વિષે જોઈએ.

બીજું સૌરાષ્ટ્ર અને ત્રીજું છે બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં જોઈએ તો કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇસ ઓગણીસો અડતાલીશ માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની પણ માંગ કરી હતી. ઓગણીસો છપ્પન માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇસવિષન ઓગણીસો સાઠમાં જોઈએ તો પહેલી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલન થયા.